અહ અહીં જુદા જુદા પ્રકારના ટાયર જેમકે અપોલો ડિસ્ટન્સ અને અન્ય મોડેલો પ્રદર્શિત થયેલા છે.

ને તેના પર હેપી બાઇટ્સ ફાસ્ટ ફૂડ કોર્નર લખેલું છે.

ફોટા માં લાકડાનું ફર્નિચર અને સામે કાઉન્ટર પર ખાવા પીવાની વસ્તુઓના મેનૂ પણ જોવા મળે છે.

આ આખો સેટ એક ફર્નિચર ના શોરૂમ માં મૂક્યા મૂકવામાં આવ્યો હોય તેવું લાગે --

મંડપની વચ્ચે સ્ટેજ પર ફૂલો અને લાઈટ્સ થી શણગાર કરવામાં આવ્યો છે.

વાતાવરણ વાદળછાયુ અને આસપાસ લીલાછમ ઝાડપાન દેખાઈ રહ્યા છે.

દિવાલ પર કેક કપ કેક અને પેન કેક જેવા સુંદર ચિત્રો દોરેલા છે.

કાચના ડિસ્પ્લે કેસ માં અલગ અલગ રંગ અને આકારના કેક અને પેસ્ટ્રિઝ સુંદર રીતે ગોઠવેલા --

પલંગની બાજુમાં પડદો લગાવેલો છે જે ગોપનીયતા જાળવવા માટે ઉપયોગમાં લેવાતો હશે આ રૂમ ખૂબ જ સ્વચ્છ અને સુવ્યવસ્થિત લાગે છે.

જે ખૂબ આકર્ષક લાગે છે દુકાનના ઉપરના ભાગમાં રહેણાંકની ઇમારત છે.

દુકાનની બહાર ગ્રાહકોને આકર્ષવા માટે બોર્ડ અને ગાદલા જેવો સામાન ગોઠવવામાં આવ્યો છે.

ફોટા માં દિવસનો સમય લાગે છે કારણ કે સૂર્યનો પ્રકાસ સીધો જમીન પર પડી રહ્યો છે.

બિલ્ડીંગ ના મુખ્ય દરવાજાની ઉપર શ્રમિક ટ્રેનિંગ સેન્ટર પર લખેલું છે.

આ ફોટો એક ખુલ્લી જગ્યામાં લગ્ન માટે સજાવામાં આવેલી જગ્યા દર્શાવે --

જેની દીવાલો આછા લીલા રંગની છે રૂમ માં લાકડાની કોતરણીવાળી બે સિંગલ બેડ મુકેલા--

ફોટો માં એક નાનકડી ગાડી પણ ઉભી છે અને પાછળના ભાગમાં એક નાનું મકાન કે શેડ જેવું બાંધકામ દેખાય છ --

દુકાનની બહાર ગ્રાહકો માટે ખુરશીઓ ગોઠવેલી છે અને રાત્રિના કારણે આખી ઈમારત લાઇટિંગ થી બહુ જ સુંદર દેખાય --

આ ફોટો કોઈ ખુલ્લી જગ્યા અથવા બગીચાનું છે પ્રવેશદ્વારની રંગબેરંગી ફુગાથી સજાવવામાં આવ્યો --

એમાં ઘણા બધા રંગબેરંગી ટેન્ટ જેમકે વાદળી લીલા અને પીળો એક સીધી લાઈન માં ગોઠવેલા છે.